લીબરઓફીસ મેથ પરનાં આ સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે
આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું કેવી રીતે ગણ કામગીરીઓ સેટ ઓપરેશન્સ લખવી ક્રમાંકન દ્વારા ક્રમગુણિતો ફેક્ટોરીયલ્સ અને આંતર સંદર્ભિત સમીકરણો ક્રોસ રેફરન્સ ઈક્વેશન્સ લખવા આ માટે પહેલાં રાઈટર ડોક્યુમેન્ટનું ઉદાહરણ ખોલીએ જે અગાઉનાં ટ્યુટોરીયલોમાં બનાવેલ હતું જે છે mathexample1ઓડીટી
અહીં ચાલો ડોક્યુમેન્ટનાં છેલ્લા પેજ ઉપર જઈએ અને નવાં પેજ ઉપર જવાં માટે કન્ટ્રોલ enter ને દબાવીએ
અને સેટ Operations ટાઈપ કરી Enter કળ બે વાર દબાવો
હવે મેથ ને બોલાવીએ
આગળ વધીએ એ પહેલા ફોન્ટનું માપ વધારી ૧૮ પોઈન્ટ કરીએ
ગોઠવણી એલાઇનમેંટ ડાબી બાજુની કરીએ
હવે શીખીએ કે ગણ ઓપરેશનો કેવી રીતે લખવા
મેથ પાસે ગણોને દર્શાવવાં માટે વિભિન્ન માર્ક અપ છે જે કે વિશિષ્ટ ઘટકોનાં સંગ્રહો છે
સ્ક્રિન ઉપર દર્શાવ્યાં પ્રમાણે ફોર્મ્યુલા એડીટર વિન્ડોમાં ગણોનાં 4 ઉદાહરણ લખીએ સેટ એ વિથ 5 એલિમેન્ટ્સ ગણ એ 5 ઘટકો સાથે સેટ બી ગણ B સેટ સી ગણ C અને સેટ ડી ઇક્વલ ટીઓ 6 એન્ડ 7 એન્ડ 2 એલિમેન્ટ્સ ઇચ ગણ ડી 6 અને 7 ની બરાબર દરેક 2 ઘટકો સહીત
નોંધ લો કે ગણોનાં કૌંસ લખવાં માટે આપણે માર્ક અપ લ્બ્રેસ અને ર્બ્રેસ વાપરી શકીએ છીએ
હવે આપણે સંઘો યુનિયન્સ અને આંતરછેદો ઇન્ટરસેક્શન્સ જેવા ગણ ઓપરેશન લખી શકીએ છીએ
ચાલો પહેલા સંઘ ઓપરેશન લખીએ
બી યુનિયન સી B યુનિયન C નું માર્ક અપ આપણે વાંચીએ છીએ એ પ્રમાણે જ છે અને પરિણામી ગણ 1 2 6 4 અને 5 છે જે બંને ગણોમાં વિશિષ્ટ ઘટકોને સમાવે છે
આંતરછેદ ઓપરેશનનું માર્ક અપ ફરીથી આપણે વાંચીએ છીએ એ જ પ્રમાણે છે
આંતરછેદ બંને ગણોમાંથી ફક્ત સામાન્ય ઘટકોનો સમાવેશ કરે છે
તેથી બી ઇન્ટરસેક્શન ડી B આંતરછેદ D નું પરિણામ 6 છે
અને આપણે આવું પણ લખી શકીએ છીએ સેટ સી ઇસ એ સબસેટ ઓએફ સેટ એ ગણ સી એ ગણ એ નો એક પેટાગણ છે કારણ કે સી માનાં તમામ ઘટક ગણ એ માં છે
આ માટેનું માર્ક અપ છે સી સબસેટ એ
ત્યાં આવેલ ત્રીજા આઈકોન પર ક્લિક કરી એલેમેંટ વિન્ડો નું અન્વેષણ કરવા દ્વારા તમે વધુ ગણ ઓપરેશન લખતા શીખી શકો છો
વ્યૂ એલિમેન્ટ્સ સેટ ઓપરેશન્સ પર જાવ
આપણા કાર્યને સંગ્રહીત કરીએ
ફાઇલસેવ પર ક્લિક કરો
ક્રમગુણિત વિધેયો ફેક્ટોરીયલ ફંક્શન્સ લખીએ
આપણે ત્રણ સુત્રો માટે 1 થી 3 ક્રમાંકોને મુકીશું જે ટૂંક સમયમાં લખીશું
આ તેમને રાઈટર ડોક્યુંમેંટ અંદર કઈપણ જગ્યાએ આંતર સંદર્ભિત કરવામાં મદદ કરશે
ચાલો રાઇટર ગ્રે બોક્સ ની બહાર હળવેથી ત્રણ વાર ક્લિક કરી નવાં પેજ પર જઈએ
કન્ટ્રોલ Enter દબાવો
ફેક્ટોરિયલ Function ટાઈપ કરો અને બે વાર enter દબાવો
હવે આપણે જાણીએ છીએ કે મેથ ને કેવી રીતે બોલાવવું
પરંતુ રાઈટરમાં મેથ ઓબ્જેક્ટ ને લાવવાનો બીજો અન્ય માર્ગ પણ છે
આ માટે ફક્ત રાઈટર ડોક્યુંમેંટ પર ફ ન લખી ફ3 દબાવો
આપણે હવે એક નવું મેથ ઓબ્જેક્ટ જોઈએ છીએ જે કહે છે ઇ ઇસ ઇક્વલ ટીઓ એમ સી સ્ક્વેર્ડ E એ એમ સી નાં વર્ગ બરાબર છે અને એ સાથે જ જમણી બાજુએ કૌંસમાં ક્રમાંક એક
એનો અર્થ એ છે કે આપણે આ સુત્રને આ ડોક્યુંમેંટમાં ક્યાંપણ ક્રમાંક 1 સાથે આંતર સંદર્ભિત કરી શકીએ છીએ આને કઈ રીતે કરવું એ વિશે વિગતમાં પછીથી શીખીશું
હમણાં માટે મેથ ઓબ્જેક્ટ પર બે વાર ક્લિક કરીએ અને ફોર્મેટીંગ કરીએ
ફોન્ટનું માપ ૧૮ અને ગોઠવણી એલાઇનમેંટ ડાબી બાજુની
હવે ક્રમગુણિત ફેક્ટોરીયલ માટે એક ઉદાહરણ લખીએ
ફેક્ટ માર્ક અપ ક્રમગુણિત ચિહ્ન દર્શાવે છે
તો હાલનાં સૂત્રને આપણા સુત્રથી ઓવરરાઈટ બદલી કરવું કરીએ 5 ફેક્ટોરિયલ 5 ઇન્ટો 4 ઇન્ટો 3 ઇન્ટો 2 ઇન્ટો 1 120
અહીં માર્ક અપની નોંધ લો
ચાલો આપણા આગામી સૂત્રને અહીં એક નવા મેથ ઓબ્જેક્ટમાં લખીએ
આ માટે પહેલા આ રાઇટર ગ્રે બોક્સ ની બહાર હળવેથી ત્રણ વાર ક્લિક કરીએ
આ પેજનાં અંતમાં જવા માટે ડાઉન કી ને બે અથવા ત્રણ વાર દાબીએ
અને બીજું મેથ ઓબ્જેક્ટ લાવવાં માટે ફ ન ટાઈપ કરીને ફ3 દબાવીએ
ફરીથી ફોર્મેટીંગને પુનરાવર્તીત કરીશું અને હાલનાં સૂત્રને ક્રમગુણિત વ્યાખ્યાથી ઓવરરાઈટ કરીશું ન ફેક્ટોરિયલ ઇસ ઇક્વલ ટીઓ પ્રોડ ફ્રોમ કે 1 ટીઓ ન ઓએફ કે
પ્રોડ માર્ક અપની નોંધ લો જે ગુણનફળ દર્શાવે છે એજ રીતે જેમ સરવાળા માટે સિગ્મા છે
હવે ત્રીજા મેથ ઓબ્જેક્ટ નો પરિચય કરાવીએ જેમ પહેલા બેને કર્યા છે અને ક્રમગુણિત વ્યાખ્યાને સ્ક્રીન પર દર્શાવેલ બે શરતી સૂત્રોની રીતે ફરીથી લખીએ
બિનોમ માર્ક અપની નોંધ લો જે બે ઘટકોની એક ઊભી થપ્પી દર્શાવે છે અને વધુ સારી ગોઠવણી માટે મદદ કરે છે
હવે જોઈએ કે આ સુત્રોને આંતર સંદર્ભિત કેવી રીતે કરી શકીએ
આ માટે નવાં પેજ પર જઈએ અને ટાઈપ કરીએ એએન એક્ઝામ્પલ ઓએફ ફેક્ટોરિયલ ઇસ પ્રોવાઇડેડ here અને ઇન્સર્ટ મેનું અને ક્રોસ રેફરન્સ પર ક્લિક કરીએ
નવાં પોપ અપ માં ટાઇપ યાદીમાંથી ટેક્સ્ટ પસંદ કરીએ
ત્યારબાદ પસંદગી યાદીમાં પ્રથમ વસ્તુની પસંદગી કરીએ જે આપણે લખેલ પહેલું ક્રમગુણિત સુત્ર દર્શાવે છે
હવે ઇન્સર્ટ રેફરન્સ ટીઓ યાદીમાં રેફરન્સ પસંદ કરીએ ઇન્સર્ટ અને ક્લોઝ પર ક્લિક કરીએ
આમ લખાણની આગળ ક્રમાંક એક કૌંસની અંદર દ્રશ્યમાન થયું છે
અને અહીં આ સમાપ્ત થાય છે
આ ક્રમાંક પર ક્લિક કરી આને ચકાસીએ અને નોંધ લો કે કર્સર સીધું એ સ્થાને ગયું છે જ્યાં આપણે પ્રથમ સુત્ર લખ્યું હતું
તો આ રીતે આપણે રાઈટર ડોક્યુંમેંટ અંદર મેથ સુત્રોને ક્યાપણ આંતર સંદર્ભિત કરી શકીએ છીએ
ચાલો આપણું કામ સંગ્રહીત કરીએ
અહીં મેથ માટે કેટલાક સંદર્ભ લીંકો છે libreofficeઓર્ગ ડોક્યુંમેંટેશન લીંક પરથી માર્ગદર્શિકાઓ ડાઉનલોડ કરો
મેથ પર વધુ જાણકારી માટે આપેલ વેબસાઈટની મુલાકાત પણ લઇ શકો છો helplibreofficeorgમાથ અને અંતે તમારી માટે એક એસાઇનમેંટ છે
રાઈટર ડોક્યુંમેંટનો ઉપયોગ કરો
આ ટ્યુટોરીયલમાંનાં ઉદાહરણ ગણો વાપરીને તપાસ કરો કે એ યુનિયન ઇસ ઇક્વલ ટીઓ યુનિયન સી એ માઇનસ બી નાં પરિણામો લખો અને રાઈટર ડોક્યુંમેંટમાં બીજાં અને ત્રીજા ક્રમગુણિત સુત્રોને આંતર સંદર્ભિત કરો લીબરઓફીસ મેથમાં ગણો ક્રમગુણિતો અને આંતર સંદર્ભિત પરનાં આ ટ્યુટોરીયલ અહીં સમાપ્ત થાય છે
સારાંશમાં આપણે શીખ્યાં કે કેવી રીતે ગણ ઓપરેશનો લખવા ક્રમગુણિતો ફેક્ટોરીયલ્સ અને આંતર સંદર્ભિત સમીકરણો ક્રોસ રેફરન્સ ઈક્વેશન્સ ને ક્રમાંકન દ્વારા લખવા સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર યોજનાનો એક ભાગ છે
જે આઇસીટી એમએચઆરડી ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
આ પ્રોજેક્ટ સ્પોકન હાયફન ટ્યુટોરીયલ ડોટ ઓઆરજી દ્વારા સંકલન થાય છે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
જોડાવા બદ્દલ આભાર